ઇના પાહી જઈ ણ ખાતું ખોલું પડે

એટલ ઈમો કોઈ પઇસા આલવાનું થતું નહિ વધાર તો તો પેલા અંકુર ભાઈ જઈ કરાઈ દવતો ચાલ

એટલેઈમ એરાઈ ઈ

ઈમ નહિ કેતો લાયા ઈવોન કાવતો તો એરાય કરી આલી ક આપડોન મોણશ બતાવિક ઈમ કવ

કોઈબી કોઈબીકરી આલ આપડ accounderoffece મો જતો રી તું પાલનપુર આ આયો આપડી ગોમ ની દેના bank મો જતો રાવ તો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

statement એટલ તન ખબર પદ હ અટલ હું આપડી એતો ખબર પડી જઈ એરાય ગનીલેણ signature બધું કરીન આપી આમની આવક ઓછી હ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

એ બધું જોડી ca ના મતલબ કોઇ accounder હોય ન કોમર્સ વાળા accounder હોય ન

બરોબર પાહી ઇવોની process આવન અ લાયા મુત હું ક scholarship આપન educational loan એ તો પેલાથી જ આપન પાહી ચોઆપ હ પેલા પઇસા મોકલ વાની છો જરૂર હોય હે હિજા એ ડીજા અવન એ ઇન પહી અલાયા

ઈમો ચેવું થાતું તન ખબર હ

દેખ હ ન પેલા government પઇસા આપતી હા એ તો ખબર હ publicscam કર તી એ હ અ હું કરતી public વાપરી નોખાતી પોણી બોળી નાજાતી એ વું બધું કર તી

વીજા લાવો તમારી i ટીકીટ લાવો ત્રણ દિવસ ની અંદર તમરી ખાતા મો પઇસા આઇજોય બરઓબ પણ આ ટીકીટ તો ટીકીટ તો બે ત્રણ દિવસ પહીજ કરવાની હોય ઓમે હ અ હાચી વસ્તુ કેવાય યાર તો બરોબર ચાર્જો હુડી બે થી ત્રણ દિવસ મો પઇસા આઇજો ઇ મ પઇસા આયીજોય ચોવી કલાક ક અડતાલી કલાક મો પઇસા આઇજોય

ચેટલા આવી ટોટલ વીશ લાખ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 ચેટલો ખર્ચો થયો ઇના ઉપર goverment પઇસા લાગ

ક અ fees ચેટલી હન એ બધું હ અ હ અ બરોબર હ ઓંમ તો પઇસા ભરવાના બાર job લાગ હેટ ભરવા નહોય ઓવ job લાગ એટલ ભરવા ના હોય

અલ્યા મુતન પેલો youtube બર કેતો લાયા

પેલો જુલીશ મેતો કી ધુ ન

હેરી ગીલ હતોન

એરોય ગાડી લ્યો પોતાની ceneda મો

તુયે ઇના video જોતો હીન ઇ ન તો sideincome હશે ન youtoub ની એ તો આપડ જોતાઈ નહિ એ તો વાત હાચી youtube કેટલા subscriber એક લાખ subscriber હી લાખ subscriber થવાય આયા અંન views હારા આવી હી લાખ લાખ ન દોડ્લખ એવા views જ આવી હી પાચા હાજર ઉપર જ views હોય ઇ ન ઈની emcom ચેટલી થાતી વોહે parmounth ની parmounth હશે પાચા હાજર થી લાખ વચે ની imcom હશે એની india રુપીજ મો હો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

એટલ કેનેડા મો કેનેડા ની public જોતી હોય તો કેનેડા ના રુપીજ મો ગણાય india ની જોતી હોય તો રૂપીયા મો ગણાય કેનેડા ની public જોતી હોય તો dollar મો ગણાય એરીતે એવું હ ઇ મ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

એટલ અતો મહિનાની ના અતો વધાર હશે ઈની ટોટલ icom તો વધાર હશે ઇ મ તો હારું લાયા મતલબ mostofpublic કેનેડા તોય રેહ bloc બનાવતી હોય ખબર હ

પેલા હું નોમ તે મન કીધું તન પેલા કોન મો એક વસ્તુ કીધું તુંન રવીશબ્લોકર હું કીધું તું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

મસ્ત હી ના ઇન ઓંમ video જબ દસ હોયી ન મજા આવે આવું હોયન યેરા videocemera ઉતાર તા હસી કે phone મો ઉતાર

cemera માં ઉતાર રહ અન રોહન એવ્બી એ camera મોઉતાર હ અર

યે લગભગ cemara મો ઉતાર હ quality જોઈ ન આવું લાગ હ

iphone બાઈ phone પેલો thirtypro હોય તો result હરુજ આવે ક

બાકી પેલો મોહમદ સુજન રયોન એ iphone મો ઉતાર હ પાશો એ ખબર હ

મોહમદ સુભમ ના હધી પેલી રશિયન gals ફરી એ કુન હી લાયા

એ મતલભ ફેન થઇ જાય એ ખબર ના પડી યે રશિયા જેતો એવખ્ત ફરવા તે ત્યો થી મળી તી એ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

પણ હવે ઇ વોને પોતાનું youtubecenal બનાઈ દીધું હ શુભમ થી મળ્યો ઇના પાહી ઓં મતો ગનીલેણ youtube બરોન બાર મહીનોની income ચટલી હશે ખબર હે હશે બાશો કલાક જેવી હશે હમ લાગતું નહિ

પોચ થી દસ લાખ ના વચ મો વોહે અઢી ત્રણ miliyan અઢી millionsubscribe બે અઢી millionsubscribe બે અઢી million અટલ એની પર monthli હોવી જોવે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 મનર હરો બચારો blocg હારા બનાવે એની condition માપની હ

ઇ ને કીધું તું ક માર ચાર હાજર dollar આયીતી પેલી હવ થી પેલી payment ચાર હાજર dollar ચાર હાજર dollar અ પણ લગભગ વષ નું આયુ તું ક એવું કોક હ તું હતું એતો વષ નું ચાર હાજર dollar ચેટલા થયા india મો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

બરાબર

પણ મુ તન શું કવ ખબર હ

કન મજ આપડ પેલાયા પીચ્સાજ હ

ઇના ઉપર થી ખાલી આપડે photodownlod કરી એ બરાબર

પહી ખાલે આપડ aad કરી એ અન youtubechannel મો નોખીયે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

પણ એવા video કુણ જોવ વળી ઈમો ખાલી photadownlod કરીન કોઈ ખબર ના પાડી ઈમ ના લાયા song વાળો ખબર હ જે song વાળો વોય હી અપડે મુકાતો બધા status મો એવી રીતે

ઈમો પાહી copyright થી કરવું પડે

ગીત મો copyright આવતું picsart મો copyright આવ તું નહિ પેલા ગીત મો copyright આ યી જશે તાર

પણ આવતો youtube અવતો ગણો અર video ગણો bollywoodsong રયોન copyright હુડી કરેલો હી bollywood થી કોઈ ઇવીઓને કોક કોલીબ્રેશન કરેલું વચે એટલ મોટા ભાગ નો ગણો ગીતો copyrightfree કરોહી

એતો ખાલી મેં કીધું તું free મો બધા બેઢા હોય free બેઢા હોય

ના બોરોબર હ ક તાર હું કર વાનું ખબર હ ક bollywoodsong રીયુન ઇ ની પીચ થોડી સામાન્ય change કર દેવાની એટલ એ અલગ મો ગણાઇ જાય પહી હ અ

હ અ મુત ત બીજું શું કેતો ખબર હ

બસ આ બે ત્રણ video મુચાહી total થઇ ન ચાર જેવો આજ મુકીસ shortvideo બનવું હું એક એક minute નો બોલ બોલ

અ મારી વાત હોભ જો હાલતો કોલેજ બોલેજ જવાનું નહિ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

એ ટ લ હાં રોજ અને પાચળ તારે એક કલાક કાઢ દેવા નો પાચળ અ વ મહિના હુડી તો shotvideo મેકવા હી મહિના પહી long video મેક વાનું ચાલુ કરવા હે આ વાત રવિવારે મુ ત મારો phone આ લોય phone ના ના એવું હાલ કોઈ કોમ નહિ માર phoneresult હારું આવ ઈમ તો હા એ તો જોતું હશે તો કર દેશો setting માર phone જોવે તો તું લઇ લેજ તારો phone મન આપી દેજે આપડ એવું કોઈ નહિ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

એ તો મેં જોઈલુ હ typed તો તારા ઘર તારા વાળું પેલું ટેબલ રહ્યું ને એ ટેબલ ના અંદર પડું હે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

બરાબર ઇજ પડું હ તાર પપ્પા ખબર હ વચે મન બોલોયો તો એટલ મન લેતા હતા કી હરો કી આ કેયુર કેયુએ આવું બધું લાઈ લાઈ જોતો મુક હ પરુ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 નાના જોયું એટલ ખબર પડીજય તી આ માર બેટું જશાલા વાળું typed હ એટલે ખબર પડ ક હા આ કે આ જશલો ચમ લાયો તો typod અલા આમો problem ચેવો હતો ખબર હ એ તો ખબર હ થોડું ડોઢું રેજ એજ ક એ પેલી લીક થઇ જશલો typot ચમ લાયો ઈમ કવ હું એ તો શિક હેના માટે લાયો હતો video ઉતારવા લયોતો કે photo પાડવા લાયો ટીક ટોક ના video બનાવા લાયો તો હું ના એ તો ટીક ટોક ના video નહિ બનાવ તો એરોય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

selafi stik હો રૂપિયા મો માલી જાય પાચા હો રૂપીયા મો હ અ વિશ તીસ રૂપીયા મોય માલ અમુક કોઈ જગાય જોય તો ન

પેલું direct તું selfie stick મોથી બટન દબાવી એટલ direct ચાલુ થઇ જાય

બરાબર હોય જ ન એ વું કોક હોય ન તો online તું જોજે ન મારે અવ wireless earphone લાંબો હી એટલ wireless earphone લાંબો હી ખબર હી કોમ આવી મુ ગીતો બીતો ગવ હું ક એટલ પેલા વાયર વાળા earphone મો માયક તો હારુજ વોય હઅ પણ અ પણ હું ખબર હ wireless earphone ઈનું ગાળા મો બાજુ મો આવક એટલ આપાળો અવાજ clear આવ એ ના બોટ નો હરો આવી